હા અક્ષરધામ છે. અક્ષરધામ એતો પેલું નીચે પેલું છેને પ્રદર્શન જો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

અડાલજ હા અડાલજ જોયું તું અડાલજ ત્રિમંદિર છે એટલે Proper અડાલજમાં પેલી વાવ છે નહિ

એટલે બાજુમાં મંદિર છે એ ત્રિમંદિર છે એ હું મંદિરમાં નહિ ગયો ત્યાં ગયો પણ

હું ત્યાં ગયો પણ એ મંદિરમાં નથી ગયો ત્રિમંદિરમાં હમ ત્રિમંદિરમાં નથી ગયો પણ e ખબર નતી કે એ ત્રિમંદિર છે બોલો બીજું કયું Bike છે આપને bike તો ગણાય છે pulsar છે pulsar અત્યારે તો Petrol ના ભાવ વધી ગયા નહિ કેટલા માં પડ્યું હતું Pulser? એક લાખ વીસ હજાર

ગાડી બીજી કોઈ ગાડી

Scorpio Scorpio ક્યારે છોડાયી હતી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 અને Bike એ મળ્યું નતુ લાયોને પહી હા તો પણ ફેરવવા તો મળે ને મજા ના આવે ફેરવવામાં તો બધી ગાડી ફેરવી ચુક્યા હા Travels કેટલી હશે? ગાડીઓ તો બધી જ છે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

હા હવે બધી જ fortunar આવે Audi આવે Traveler આવે Luxury આવે

આમાં સૌથી વધારે Favorite કયી ગાડી છે?

હા બીજું કઈ આવતા Season કઈ જવાનો Plan છે કે નહિ છે હાલ તો બહુ જ છે આ બાજુ તો ફરી લીધું આપડે કેનેડા કેનેડા ત્યાં શું જોયું છે? જવાની ઈચ્છા છે જયારે મેળ પડી જાય તો મેળ પડી જાયતો ભવિષ્યમાં એ તો wish છે પણ પૈસા કમાવા જવું એટલે Relative તયી છે ત્યાં શું કરે છે? એ તો બધાને ધંધા છે પણ અહિયાં જવું છે એમ ટાઈમ મળે તો જવું ફરવા ન્યા આગળ કોઇક VIsa કઢાવો પડે ને હા હવે ઈચ્છા હવે જયારે Set થાય ત્યારે જવાનું હમ એટલે ત્યાં જતું રેવાનું અમેરિકા સિવાય બીજી કોઈ જગ્યા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 ક્યાં આગળ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

હમ એ વાત એ વસ્તુ ભી છે પણ કોઈ આમ ફરવા જવાની ઈચ્છા ના પછી તો કોઈ નહિ બસ કેનેડા જઈ આવું

પછી બીજું કઈ જે આમ Favorite હોય પછી કોઈ દિવસ કોઈ Accident થયો હોય ના એવું તો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

School માં તો હવે કેટલા વર્ષ થયા હા બહુ વર્ષ થયી ગયા નહિ તમારે ક્યાં ફરવા જવાની ઈચ્છા છે? કેનેડા માં તો હવે દુબઈ

હમ મજ આવે ને ifon Text વગર મળે અને ખાલી બીજું કે ફાયદો એને જોવાનો ત્યાં આગળ Text નહિ લાગેને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 ખાલી ફરવા જવાનું ફરીને પાછા

હમ Saving થયી જાય ત્યારે જઈ આવાનું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 હા પૈસા વધાર થાય પણ મજા તો આવે ને હાલ તો hotel સાથે એક દોઢ લાખ તો થયી જાય દુબઈનો એ અમેરિકા નો તો મજા તો આવે ફરવાની બધી જગ્યાએ

વધારે આમ કેવું Historical Place માં

હમ એવામાં મજા આવી જાય એમાં ફરવાની કઈક મજા જ અલગ છે historical place માં. કોઈ ગયા છો historical placeમાં? હા બધે ફરી આવ્યા.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 એટલે હવે તો થોડુક જ બાકી હશે ને ગુજરાતમાં ના ગુજરાતમાં બધું પતી ગયું હમ આજનો વિષય અર્જુનવિષાદ યુદ્ધ જ્ઞાનએસવર પ્રથમ ગણપતિ ની અને પછી સરસ્વતી દેવી ની સ્તુતિ અને વંદન કરે છે. ત્યાર બાદ ગુરુને વંદન કરે છે. અને ગીતાની સરૂ આત કરે છે. અધ્યેય એક માં ગીતાની પ્રસ્તાવ ના છે ગીતા મહા ભારત ભીષ્મ પર્વ નાના પ્રકરણ માંથી લેવામાં આવેલ છે.

સમજવાનું અઘરું છે. એમ સમજી વ્યાસે ઉદાહરણો અને દ્રસ્ટાનટોની સાથે કથા વાર્તા શરું કરી મહાભારત પૂરાં ની રચના કરી છે. એમ કહેવાયું છે કે જગત ની કયપણ એવી વાત બાકી નથી કે જે મહાભારત માં નથી મહાભારત ની કથા વાર્તા લખતા વ્યાસ જી તેમનું વેદોનું તત્વ જ્ઞાન લખાયા વગર રહી શક્ય નથી એટલેજ ભીષ્મ પર્વ નામ ના પ્રકરણ માં તેમને પ્રકરણ માં તેમણે વેદોના સાર રૂપે ગીતા લખી છે. એથી લીટર દૂધ પીવાનું કોઈને કદાચ પચે નહિ પણ તેજ દુધ માંથી એક ચમચો માખણ બને તેતે એક લીટર દૂધ જેવુંજ કામ કયારે છે અને તે માખણ કોઈને પણ પચે છે. એજ રીતે વ્યાસ જીયે વેદોને પોતાની બુદ્ધિના વલ~વલણોથી ખુબ વલોવ્યા અને તેમ ના પરિણામ રૂપે જે માખણ બન્યું તેગીતા છે. આ ગીતાને તેમણે મહા ભારત ની કથામાં વચ્ચે જોઠવી દીધી અને ભગવાન ના અવતાર શ્રી કૃષ્ણના મુખે થી તે બોલાવી છે. શ્રી કૃષ્ણ વક્તા છે અને અર્જુન છે સ્ત્રોતા આમ ગીતાકે જે મહાભારત માંથી લેવા માં આવ્યું છે. તેના પહેલા તેના પહેલા અધ્યેય માં મહાભારત ના એક પરસન ગણું વર્ણન છે. અને આપર્સગ છે મહાભાર ના યુદ્ધનો મહાભારના યુદ્ધમાં બેપક્ષો છે કૌરવો અને પાંડવો~પાંડવોએ રાજ્યમાં પોતાનો ભાગ પોતાનો હક માગ્યો પણ કૌરવોએ ભાગ આપવાની નાપાડી ભાગવાન શ્રી કૃષ્ણ પાંડવો તરફથી શાંતિ દૂત બન્યા પણ સમજાવટ અફળ રહી અને યુદ્ધ ના મંડાણ કુરુક્ષેત્ર માં થયા છે. શ્રી કૃષ્ણ અર્જુન પ્રત્યેના અતિ પ્રરેમ ને કારણે અર્જુન ના રથના સારથી બન્યા છે પહેલા અધ્યાયની શરૂઆત માં કૌરવોના પિતા ધુતરાષ્ટ જે અંધ છે. અને યુદ્ધમાં સામેલ થયા નથી તેમણે તેમનો સારથી સંજય કેજેની પાસે દૂર દ્રષ્ટિની શક્તી છે. તે યુદ્ધ નો અહેવાલ આપે છે. ધુતરાષ્ટ ના પુછ અહીં પૂછવાથી બને પક્ષના જુદા~જુદા યુદ્ધાઓનું સંજયે વરણન કર્યું છે. પછી આવેછે ગીતાના બે મુખ્ય પાત્રો શ્રી કૃષ્ણ અને અર્જુનનુ વર્ણન અર્જુન પોતાના સારથી બનેલા શ્રી કૃષ્ણને બને સેનાઓની વચ્ચે રથ લેવાનું કહેછે કેજેથી તે બંને જોઈ શકે. શ્રી કૃષ્ણ રથને બન્ને સેનાની વચ્ચે લાવ્યા છે. અર્જુન સામ પક્ષમાં ઉભેલા પોતાના સાગા સબંધી ગુરુ વગેરેને જુએ છે. બચપણ માં યાદાસ જોડે વિતાવેલો સમય યાદ આવે છે. ગુરૂની અસીમકરૂપા યાદ આવે છે સાથે~સાથે બીજા ધણા બધા સાગા સબન્ધીની મમતાથી બોહ પેદા થાય છે.

તેનું શરીર ઢીલું થઇ ગયું મોક્ક્ષ સુકાણું અને શરીર માં કંપ થયો અર્જુન શ્રી કૃષ્ણને કહે છે યુદ્ધ માં સામે ઉભેલા સાગા સબન્ધીઓ ભલે તેમને મારી નાખે પણ તણેય લોકના રાજ્ય માટે પણ હું તેમ ને મારવા ઈચ્છતો નથી. હું યુદ્ધ નહિ કરું કારણ કે કોઈ નો નાશ થતા કુળધર્મ નાશ પામે છે. કુળધર્મ નાશ પામતા કુલ અધર્મ માં દબાઈ જાય છે આમ શોકથી વ્યાકુળ અર્જુન ધનુષ્ય બાણ છોડી રથમાં બેસી ગયો છે. ત્યાર બાદ અધ્યેય બેમાં એક્સ માં આવેલા છુટા~છુટા વાદળો જયારે ભેગા થાય છે ત્યારે તેમ~તેનામાં શક્તિ આવે છે. અને વરસાદ બને છે.

ગુરુજનો ઉભા છે ત્યારે તેમને અત્યન્ત ધીરજ વાળી વિવેક વાળી બુદ્ધિ મમતા મોહથી પર્વિત થય છે. અત્યન્ત શક્તિ શાળી મમતા મોહ ના પવન થી બુદ્ધિના વાદળ વિખરાય ગયા છે. ભુધુ ઉપર મનનો કબ્જો થઇ ગયો છે. બુદ્ધિ ની શક્તિ ઓછી થઇ ગઈ છે વિવેક થી વિચાર કરવાનું ભૂલી ભૂલી બુદ્ધિ માત્ર કોઈ એક ખોટા એક પરથી રસ્તે ચાલવા મનડી છે. અને હવે તેમાત્ર સનેહી જાણો વિશે જ વિચારે વિચારે છે. અને તે પોતાના ક્ષત્રિય ધર્મને ભૂલી ગય છે બુદ્ધિમાં દયાનું આગમન થયું છે અને તેને લાયલીધો છે કે હું યુદ્ધ કરીશ નહિ.

તો અત્યન્ત સુખી અર્જુન આજે માત્ર એક મોહન કારણે દુઃખી બન્યો છે આખમાં આંસુ છે આવા દુઃખી અને રડતા અર્જુનને જોઈ શ્રી કૃષ્ન કહે છે. શ્રી કૃષ્ણ અહીં ગીતામાં પહેલીવાર બોલે છે એટ લે આમ જોઈએ તો ગીતાના જ્ઞાનની સારું આત આ બીજા અધ્યાયથી થાય છે. ગીતા બીજા અધ્યયના અગિયારમાં સ્લોકને ગીતાનું બીજ પણ કહે છે જેનો શોક કરવો યોગ્ય નથી તેનો તું શોક કરેછે એટલેકે વિચાર કરેછે. વાતો પંડિતો જેમ જેવી કરેછે શ્રી કૃષ્ણ એક મહાન માનો વૈજ્ઞાનિક છે એટલે કે physiologist છે. કોઈ મનુષ્યની બુદ્ધિ

દુઃખી થય જાય તો સમાન્ય ભાષામાં એમ ઓણ કહી શકાય કે તે માનષિક રીતે ઢીલો પડયો છે. અને આવા કોઈ માનસિક રીતે ઢીલા પડેકે મનુષ્યને કોઈ બુદ્ધિ શાળી મનોવૈજ્ઞાનિક સમજાવે તેજ રીતે શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવવા નું ચાલુ કરે છે સમજાવતો વખાણ થી ચાલુ થાય છે અને ધીરે ધીરે અર્જુનને આખું ગીતાનું જ્ઞાન સમજાવી દે છે. અર્જુન અતિ બળવાન યોદ્ધા છે. મહાભારત ના યુદ્ધ માં તેનાપર મોટી જવાબ દારી છે. પણ હજુ યુદ્ધ સારું થયું નથી. અને અર્જુન યુદ્ધ કરવાની ના પડે છે. એવું બન્યું નથી કે સૂર્યને ગણી ગળો હોય દેડકાએ અજગરને ગાળ્યો હોય. કે શિયાળે સિંહની સામે તાકર લીધી હોય પણ આજે કૈક એવું બન્યું છે. અશક્ય લગતી વસ્તુ શક્ય બની છે. ઘણા~ઘણા ઘણાબધા યુધો કરીને અપરાજિત રહેલા એક સુરવીર યોદ્ધા અર્જુન મોહને કારણે દયાથી ભર પૂર થી એક નામર્દ નીજેમ યુદ્ધ કરવાનો ઇન્કાર કરી ઢીલો થઈ બેસીગયો છે. શ્રી કૃષ્ણ કહે છે અર્જુન તું મહાવીર છે. બુદ્ધિમાન છે છે તો પછી તારી જાતનેતો જરા પૂછી તારો આ નિર્ણય કોઈપણ બુદ્ધિમાન માણસને મન્યથાય એવોછે આવાયુદ્ધના સમયે કરુણા લાવી હું યુદ્ધ કરીશ નહિ એવું વિચારવું શકતું નથી

એક ક્ષત્રિયનું દુર્ગતિનું કારણ બન્યું છે. માટે મનની આવી નામર્દ નિર્બળતા ને ફગાવીદે અને યુદ્ધ માટે ત્યાર થઇ જાવ.

hello હા તો હવે છે ને, હમ આ જગ્યા છે, અહિંયા કેન્યામાં જ છે, thika site છે, એનુ નામ છે fourteen falls કરીને છે, એટલે ચૌદ ચૌદ ઓલા water falls છે

એક સાથે, એક સાથે ચૌદ ઝરણા છે કે પછી અલગ અલગ

અલગ જ છે, like બધાય size અને ઈ બધુ heightvise બધુ same છે like અમ man made છે, like માણસે બનાવ્યા છે, કુદરતી નથી, man made છે ઓહ ઓહ ના અહ્યા કણે તો India ની અંદર તો મે, આમ કુદરતી ઝરણાં તો બહુ મસ્ત છે, હમણાં હું last અહિંયા હરિદ્વાર અને ઈ side ગઈ ને, આહ હરિદ્વારથી થોડું આગળ આપડે જઈએ ને, એટલે દહેરાદૂન આવે. અને દેહરાદૂનથી પછી મસૂરી આવે અને એ જગ્યા એ છે ને, બારે માસ ઠંડી જ પડે એમ તમે જાવ ને એટલે તમને આમ સાથે ગરમ કપડાં તો લઈ જ જાવા પડે તે છતાય પણ બધા Waterfalls ની અંદર ન્હાવા માટે કરીને એટલા ગાંડા થાય એટલે અમે હમણા last ગ્યાને ત્યારે હરિદ્વારથી તમે એનામાં વેન કરીને જઈ શકો એમ. અમે દહેરાદૂન અને મસૂરી ગયા હતા, એટલે દેહરાદૂન તો ન્હોતા ગયા, મતલબ આમ, વચ્ચે દહેરાદૂન આવે પછી મસૂરી આવે એમ. તો આખુ આમ, આમ માથે ચડવું પડે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

એની વચ્ચેથી રસ્તા નીકળતા હોય, ઉપર પહાડ હોય, વળી નીચે ય પહાડ હોય, નીચે ખાઈ જેવું હોય, અમે એવું real માં એવું જોયું એમ, અમે મસૂરી ગયા હતા ને, તો એને પહાડોની રાણી કહેવામાં આવે છે, મસૂરીને પહાડોની રાણી કહેવામાંં આવે, પણ મસુરીની અંદર enter કરોને, એટલે એમાં એવું લખેલુ હોય કે પહાડોની રાણી મસૂરીમાં તમારુ સ્વાગત છે એમ એવુ હિન્દીમાં લખેલું આવે, હું તને ગુજરાતીમાં કવ છું તો ત્યાં કને અમે છે ને ગયા હતા, હરિદ્વારથી કઈંક ચાર-પાંચ કે એમ, ચાર ત્રણ કે ચાર કલાકનો રસ્તો થાય, અમે આઠેક વાગ્યે નીકળ્યા હતા ને કાઈંક બપોરે, બપોરના ભાગે પહોંચ્યા હતા. અહીંયા એવું છે કે ઈ છે ને, બહુ બધી જગ્યાએ થી, મસૂરીની અંદર તમે જોવો ને, તો આખુ મસૂરીની અંદર ઝરણાં અને પહાડ, ઝરણાંં અને પહાડ એના સિવાય કાંઈ છે જ નહી મસૂરીની અંદર અહીંયા પણ એવી એક જગ્યા છે, તમને ખાલી અમ પહાડ અને અમ ઝરણાં જ દેખાય અહીંયા પણ એવી જગ્યા છે

હા તો, અહીંયા પણ એવી, એવી જગ્યા છે, અમે લોકો હમણાં જ ગ્યા હતા, એક મહિના, બે મહિના પહેલા જ ગયા હતા, ઈ જગ્યાએ છે ને, અમ અહિંયાની મોટામાં મોટી like second મોટી mountain છે ને mount કેન્યા કરીને, અમે લોકો ત્યાં ગયા હતા, તો ત્યાંનું બધુ વાતાવરણ ઠંંડુ જ હોય, ઠંડુ જ હતુ, અને પછી અમે છે ને, અમ ઓલુ,

ઓહો! એટલે પહાડની ઉપરથી rainbow જોવો એટલે એનું કાઈંક દ્રશ્ય જ અલ હા, ઈ અમને જોવા મલ્યો હતો. કેમ કે ત્યાં થોડોક વરસાદે ય પડતો હતો અને થોડોક તડકો ય હતો, એટલે પછી rainbow આવ્યો હતો અચ્છા, ત્યાં કણે તો, એટલે ના, અહીંયા વરસાદ જેવું વાતાવરણ હતું પણ આમ વાતાવરણ ની અંદર સૂર્ય ઓછો અને આમ, વરસાદ જેવું વાતાવરણ વધારે. અહીંયા કણે તમે જાવ ને તો બધુ આમ, પેલુ ધુમ્મ્સ હોય ને? હમ ઈ જ હતુ. મતલબ એમ, પહાડ હતા ને? પહાડમાં ધુમ્મસ સિવાય કાંઈ જ નહીં એમ. અડધા પહાડ છે ને, આખા ધુમ્મસથી ઢંકાયેલા હતા. પહાડ આમ અડધા જ દેખાય. બાકી બધુ આપણને એમ લાગે કે વાદળાંં જ છે, વાદળાં જ છે, વાદળાં જ છે. એમ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 શું કેવાય એને? એવુ બધુ હતુ. પછી ત્યાં કને, અમે છે ને કે, અમ ત્યાં કને mount ચડ્યા. પછી ત્યાં કને એવુ હોય કે તમે આમ મતલબ, ભાડે rent ઉપર બાઈક લઈને પણ જઈ શકો. couple માં જાવુ હોય ને, તો તમે જઈ શકો પણ couple માં જાઈને તો બવ જ મજા આવે. આમ means કે એક તો, એક તો ઉપરથી છે ને આમ, પહાડની વચ્ચેથી રસ્તા છે અને આમ, બાઈક આખી આમ, બાઈક ઈ type ની હોય, અને પાછું સાથે couple હોય તો બવ મજા આવે એમ એક તો ઠંડી વાતાવરણ, ઉપરથી બાઈક, એની ઉપર couple હા, romantic weather લાગે, સાચુ. અને બવ મજા આવે. તમે rent ઉપર બાઈક લઈને જઈ શકો એમ. તમારી પાસે અગર વાહન નથી કાંઈ, તો તમે રેન્ટ ઉપર બાઈક લઈને ત્યાં જઈ શકો. તો અમે રસ્તા વચ્ચે મતલબ અમે, family માં ગ્યા તા ને, એટલે આમ વચ્ચે વચ્ચે songs વગાડ્યા. અને પાછુંં વાતાવરણ ઈ type નુંં હતુ ને, એટલે આમ બવ જ મજા આવી. એનું weather એટલે એટલું મસ્ત, અને ત્યાં photos પડાવ્યા, પછી આ river હતુ, મતલબ આ sorry waterfalls river સાથે waterfall એવુ હતું એમ, સાથે એવુ નઈ કે man made કુદરતી ઝરણું, પણ, કુદરતી ઝરણું પડતુ હતુ ને ઈ જગ્યા એ ઈ લોકો એ થોડુંક man made બનાવી દીધુ હતુ means કે નીચે થોડુંક પાણી. અને પછી ઝરણાંનું પાણી થોડુંક આગળ હાલ્યુ જાય એમ. અને એની એની આગળ, એની આજુ બાજુ hotels means કે ખાવાનું એમ. જેને ન્હાવું હોય એ ન્હાઈ શકે, swimming કરવું હોય એ swimming કરે, ખાવું હોય એ ખાય. મતલબ

બધા ઉભા હોય ને એ જોવા જેવુ હોય. અને પાણી એટલુ white white waterfall નું પાણી એકદમ white એમ! આમ જરાય ઓલુ નઈ એમ. એટલુ મસ્ત આમ. આમ જે હતુ ને,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 means કે, આમ waterfall પડતુ હતુ પણ, મતલબ લોકોને ન્હાવા માટે કરીને ત્યાં કને થોડું swimming જેવુ કરી નાખ્યું હતું એમ. swimming pool માં કેમ પાણી સાચવીને રાખી શકાય. ને પછી થોડુંક પાણી નીકળી જાય અને થોડુંક રઈ જાય ઈ type નું પણ મતલબ, પાણી આવ્યા જ રાખે ઉપરથી ને આ બધા ન્હાયા રાખે. બહુ મજા આવે. ઓકે. અને તે કોઈ દી ઓલુ, waterfall માં ઓલુ, તે ઓલુ કર્યુ છે?

હા, રીફરીંગ. રેફરીંગ

હા means કે river rafting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

ઈ જ ને? હા. means કે, મે, ત્યાં જ ગ્યા હતા. ક્યા રીષિકેશ, રીષિકેશ ગ્યા હતા જો. એટલે રીષિકેશ, હરીદ્વારથી રીષિકેશ અમે family સાથે ગ્યા હતા તો એની વચ્ચે રસ્તામાં આવતુ હતું રેફરીંગ. તો અમ રેફરીંગ માટે અમે ગ્યા. અને ત્યાનું ભાડું બવ વધારે લાગે એમ. એક જણા ના આઠસો. આઠસો રૂપિયા હતા. એવા અમે દસ જણા હતા. રેફરીંગ માટે. તો અમ એવી રીતે લીધુ હતુ. પછી અમે boat ની અંદર અમ બેઠા ત્યાં કને પોતાની રીતે જ કરવાનું હોય ને? means કે ઓલુ અમ પકડીને હા તો એવી રીતે અમે કર્યુ તો, એમા વચ્ચે આમ બવ ધ્યાન રાખવી પડે, અને boat આમ આગળ-પાછળ, આગળ-પાછળ, આગળ-પાછળ આમ મોજાની, મોજા જેમ આવતા હોય ને એ બાજુ જાતી હોય એમ

હા, રીષિકેશનું પુલ જોયુ છે. પછી હરિદ્વારની અંદર તને ખ્યાલ હોય તો, લક્ષ્મણ ઝુલા અને રામ ઝુલાનું તે સાંભળ્યું હશે હા, ઈ સાંભળ્યુંં છે હા, તો એમાં શું થયું ખબર છે? મારી સાથે fun થઈ ગયુ એની સાથે. તો હુ ગઈ તી ને, તો અમ મને છે ને આંગળી કરી. મતલબ અમ નદીની ઉપર પુલ બાંધેલા હોય ને તો મને બવ જ ડર લાગે એમ. મતલબ, હું એવી રીતે ત્યાંં જઈ ન શકુ એમ. તો પણ મને આમ બધા અમ ફોર્સ કરીને લઈ ગયા કે ચલ અમે તને પકડુ, પકડશું ને, ધ્યાન રાખશું તારું ને. તુ હાલ એમ. મે ના પાડી પણ તોય તેમ છતાં પણ બધા મને સાથેથી લઈ ગયા. સાથે લઈ ગયા અને પછી પુલની વચ્ચોવચ બધા ઉભા રહ્યા પુલની વચ્ચોવચ બધા ઉભા રહ્યા ને તો હું તો આંખ બંધ કરીને ઊભી હતી. મને ખ્યાલ નહી એમ. પછી જ્યારે આમ જરાકને મે આંખ ખોલીને, તો મતલબ મારા, અમ હુ daddy સાથે ગઈ તી ને, family member સાથે, તો માસા હતા. પછી માસાના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 તો આમ, શું જાણે ઈના માસા એ મને ડરાવવા માટે કરીને ઈ આખો પુલનો, પોતાનાથી તો આખો પુલ તો નો જ ડગે. પણ તી છતા એણે છે ને કે પુલનું જે ઓલુ હોય ને,